સાઈડ માં બેઠો છે અહીં--

ઘરની બાર એક જૂની દીવાલ દેખાઈ રહેલી છે.

અં ત્યાં થોડા આગળ આવતા જ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ નું બોર્ડ દેખાય રહ્યું છે.

ચિત્ર લાગી રહ્યું છે અહીં એક એન્ટ્રી ગેટ બતાવી રહ્યું છે આ ઇન્સ્ટિટયૂટ --

અહીં એક ના સાધનો દેખાય રહ્યા છે લાઇટ દેખાય રહી છે.

આ સ્ટોર બ્લુ કલર નુ છે અંદર એક નાનુ પણ બેસવા માટે ટેબલ છે જે રેડ કલર નુ દેખાય રહ્યુ છે.

અહીં એક અ સ્ટોલ દેખાય રહ્યા છે તેમાં અ મશીન નાં પાર્ટ્સ જેવું સ્ટોલ દેખાય રહ્યું છે.

બૌ એટલી બધી પબ્લિક દેખાઈ રહી નથી દેખાતી.

બો ગાર્ડન ખેતરો દેખાય રહેલા છે.

મને અવે રેડ કલર નુ પ્લેટ્સ દેખાડેલુ છે અહિએ જીમ ના સાધનો દેખાઈ રહેલા છે બૌ મોટી જગા દેખાડેલી છે.

અહીં બો બધા ફૂલ પણ દેખાય રહેલા છે પ્રાર્થના કરે છે.

જેમ કે આદુ મરચા રીંગણ--

તેવુ દેખાય રહેલુ છે અહીં બૌ અલગ અલગ પ્રકારની આઇસ્ક્રીમો દેખાય રહેલી છે.

આ એક અનમોલ સ્ટોર દેખાય રહેલી છે અનમોલ સ્ટોર માં રસગુલ્લા પનીર ઘી વગેરે મળે છે.

આ એક નદીનું ચિત્ર છે નદીમાં બે બતક દેખાય રહેલા છે તે કાળા રંગના દેખાય રહેલા છે.